નાણાકીય સંબંધો સંગ અને તેના ઘટક રાજ્યો ના નાણાકીય સંબંધો ખૂબ મુખ્ય ના હોય છે સંગ અને રાજ્ય વચ્ચે સંબંધિત કરો નો ઉઘરાણી અને ફાળવણી અંગ સ્પષ્ટ વેચાણ ની થવી હોવી છે. બંધારણ ભાગ બાર માં અનુચ્છેદ એક બસો ચોસઠ થી ચેક અનુચ્છેદ બસો ત્રાણું સુધી સંગ અને રાજ્ય ના નાણાકીય સંબંધો ની ચર્ચા કરવામાં આવેલી છે. અનુચ્છેદ બસો ચૌસઠ માં સંગ અને રાજ્યો વચ્ચે વિવિધ, નાણાકીય સંબંધો ના અર્થઘટન નો ઉલ્લેખ છે. કરો ની વહેચણી આ મુજબ થાય છે અનુચ્છેદ બસો પાસઠ મુજબ સંસદ દ્વારા કાયદાકીય માન્યતા સિવાય કોઈ પણ કર લાદવાની કે વસુલવાની મનાઈ છે. અનુચ્છેદ બસો છાસઠ મુજબ સચિવનિધિઓ નો તેમજ જાહેરનામા લાદવાનો સંઘ ક મંજૂરી તથા રાજ્ય નો ધારા સભ્ય ની મંજૂરી થી ખર્ચ કરી શકે છે

મંજૂરી થી આકસ્મક નીતિ વાપરી શકશે ઓન્ગ્લીસો પચાસ માં ભારત ની આકસ્મિક નીતિ નું ગંઠન કરાયું છે. પરંતુ સંયુક્તવાદી ના વિષયો પર સંઘ અને રાજ્ય એમ બન્ને ને કર

રાજ્ય બીજા મંડળ પાસે રાજ્ય સૂચી ના સંદર્ભો માં આવતા કરો ઉઘરાવાનો વિષય સ્વીકાર આપવામાં આવેલો છે. સંસદ અને રાજ્ય વિધાન મંત્રી તેમને સ્તંભ વર્તીય સૂચના સંદર્ભ કરાવતી આવતા કરો ઉઘરાવાનો વિશેષ અધિકાર છે કર નિર્ધારિત કરવાનો વિશેષ શક્તિ સંસદ ને આધીન છે રાજ્ય આદિ ના વિષયો પર રાજ્યો દ્વારા લગાડવા માં આવતા કરો એ રાજ્યો વસૂલ કરે કે તે પોતાની પાસે રાખે છે

સંઘ અને રાજ્યો વચ્ચે કર આવક ની વહેચણી ના નિયમો માં એસી માં બંધારણ ના સુધારા બે હજાર અને અઠ્યાસી માં બંધારણીય સુધારા બે હજાર ત્રણ દ્વારા ધરકામ ફેરફાર કરવામાં આવ્યા છે. એસી માં બંધારણ સુધારો અધીનીયન બે હજાર ને નાણાકીય પંચ ની ભલામણ થી કરવામાં આવ્યો જે અનુસર સંઘ કરો માં થતી આવક ના ઓગણત્રીસ ટકા રાજ્યો ને મળવી જોઈએ જે અનુસાર નિગમ કર કસ્ટમ ડ્યુટીની જોગવાઈ કરવામાં આવી છે. અઠ્યાસી મો બંધારીય સુધારો બે હજાર ત્રણ આ સુધારા મુજબ બંધારણમાં અનુજ છે બસો અડસઠ ઉમેરવામાં આવ્યો છે જેથી તેવા કર થી બચવા સંબંધિત છે સંઘ દ્વારા રાખવામાં આવેલા કરોત્રી સંઘ અને રાજ્યો વચ્ચે વહેચ્યું હવે અનુચ્છેદ બસો છાસઠ મુજબ દ્વારા રાખેલ પણ રાજ્ય દ્વારા વસૂલ કરે છે

એક્ષિસ ડ્યુટી વગેરે નો સંવાદ થાય છે. અનુચ્છેદ બસો અડસઠ મુજબ સંઘ દ્વારા ઠરેલ સેવા પણ સંઘ રાજ્યો બન્ને ઠરાવ વસુલવામાં આવે છે તેનું

અનુચ્છેદ બસો ઓન્ગ્લ્સીત્તેર મુજબ સંઘ દ્વારા નાખવામાં આવતા કે વસૂલવામાં આવતા પણ તેની આવક રાજ્ય ને સિદ્ધિ સોપી

છવીસ થી અનુચ્છેદ બસો સિત્તેર ઉમેરાયો એવા નો આંતરરાષ્ટ્રીય વેપાર અને વાણીજ્ય ઉપર ના GST ને લાદવા અને હાસિલ વહેચણી ના સંદર્ભે કરાયો છે

રાજ્ય ને આમાં કોઈ કાપ થતો નથી દાખલા તરીકે કૃષિ કલ્યાણ zero point પાંચ પર ટકા સ્વચ્છ ભારત અનુચ્છેદ બસો તોત્તેર મુજબ ક્ષણ અને તેની બનાવટો ઉપજ ની નિકાસ જકાત ને બદલે રાષ્ટ્ર ને અનુવાદ કરવામાં આવે છે અનુચ્છેદ બસો ને ચુમોત્તેર મુજબ રાજ્ય ઇતિ સંબંધિત કરો ને પ્રભાવિત કરનારાઓ બીજા દેશ કે સંસોધનો એ રાષ્ટ્રપતિ ની મંજૂરી થી સંસદ માં પ્રસ્તાવ કરી શકાય છે અનુચ્છેદ બસો છોત્તેર મુજબ

અનુ અનુદાન માંથી સંકલ્પ કરી દ્વારા નક્કી કરાશે પણ તેમાં વિભિન્ન રાજ્યો માટે અલગ અલગ અનેક રસીદ ફાળવવામાં આવે છે અનુચ્છેદ બસ્સો બ્યાશી મુજબ કોઈ લોભ પ્રયોજન માટે સંઘ કે રાજ્ય પોતાની સૂચિત નિધિ માંથી અનુદાન રૂપે વાપરી શકે છે. અનુચ્છેદ બસો સિત્તેર મુજબ રાજ્ય વિધાન મંડળ, વિદ્યાનગર મહાપાલિકા જિલ્લા board સ્થાનીય board કે સ્થાનીય પ્રધિ પ્રતાધિકારીઓ ફાયદા માટે કર લાગુ કરશે જે માન્ય ગણાશે, કારણ કે એ આવક વેરા થી સંબંધિત છે, પરંતુ તેની મહત્તમ રાશિ રૂપિયા પચ્ચીસો રૂપિયા સુધી સીમિત રહેશે. અનુચ્છેદ બસ્સો સિત્યોતેર મુજબ અપવાદ છે. અનુચ્છેદ બસ્સો ઈઠ્યોતેર રદ કરેલ છે. અનુચ્છેદ બસ્સો અગ્નેયેશિ મુજબ કર ની ચોખ્ખી આવક ની ગણતરી કરવા માં છે. જે અનુસાર કુલ વસુલ કરાયેલા કર માંથી કર વસૂલવા માટે થયેલ ખર્ચ ને બાદ કર્યા પછી ના કર નો સમાવેશ થાય છે. તેની ગણતરી બહાર ના CAG

તેમાં વસ્તુ અને સેવા કર પદ થી શિક્ષણ ના અર્થઘટન અંદર જોગવાઈ છે રાજ્ય યાદી ના બાબત માં આ પ્રકાર ના વીસ કરો છે. જે રાજ્યો દ્વારા જ નાખવામાં આવે છે રાજ્ય તથા તેના વસૂલવાના કર પણ રાજ્યો જ કરે છે અને તેનો ઉપયોગ માત્ર રાજ્ય દ્વારા જ કરવામાં આવે છે જેમ કે વેચાણ કર toll tax પ્રતિવ્યક્તિ કર

રાજ્ય ની કર ગણવા ની સત્તા પર કેટલી મર્યાદાઓ હોય છે જેમકે રાજ્ય તેના આર્થિક ક્ષેત્રે બહાર વસ્તુ ના ખરીદ વેચાણ પણ કર લગાવી શકતા નથી. આ મર્યાદા નિકાસ દરમિયાન ખરીદ વેચાણ પર રાજ્ય કર લગાવી શકતા નથી

કેન્દ્ર રાજ્ય વચ્ચે ના નાણાકીય સંબંધ ની જોગવાઈ માં રાષ્ટ્રપતિ ના આદેશ મુજબ પરિવર્તન થઇ શકે છે. નાણા પણ એ બંધારણીય સંસ્થા છે જેનું ગંઠન અનુચ્છેદ બસો ને એસી મુજબ રાષ્ટ્રપતિ દ્વારા દર પાંચ વર્ષે અથવા તો તે પહેલા આવશ્યકતા અનુસાર કરે છે જે લાગેલા અને અન્ય ચાર ક્ષેત્ર નું બનેલું હોય છે

સભ્ય એવા વ્યક્તિ બની શકશે કે જે ઉચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશ કે તેને સમકક્ષકે તે અથવા સરકાર ના નાણા અને જાહેર નાણા નું વિશેષ જ્ઞાન ધરાવનારા અથવા નાણાકીય બાબતો

નાણાપંચ ના કાર્યો આ મુજબ છે ભારત ની સૂચીક રાજ્ય સાહિત્ય ના અનુવાદ બાબત હોય છે સંઘ અને રાજ્યો વચ્ચે ચોખ્ખા કર નું વિતરણ અને રાજ્ય વચ્ચે કર ની વહેચણી કરવા બાબતે રાજ્ય ના નાણા તેમની સૂચનાઓ મુજબ સરપંચ અંગે અને નગરપાલિકાઓ ના સંશાધનો ની મૂર્તિ માટે લાગેલી સંચિત નિધિ ના સર્વજ્ન્ન ના ઉપાયો બાબતે